શક્ય હોય કી daily તમે પુરી કરશો તો મને પણ મજા આવશે એની આ session continue થશે પણ જો નથી કરા target પુરા પછી આગળ ના ડેલી s ession arrange કરવા એને પણ cancel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 હમને પણ સંતો થશે એવા તમને ફાયદો જોવા મળશે પણ તમારે એક આંજશે response એ નું main છે કારણ કામે વાળું કેરેમેં જોયી નથી શકશો પણ શું તમે response આપશો બરાબર as a like as a comment બરાબર છે પછી like આપો સાધો પછી ગમે તારી દે તમે જો response આપશો તો મને મજા આવશે તો આગળ ન આગળ ની અર્પણ april મહિના ભી conduct કરી દુ અને તમને પુરી પુરી preparation board exam ની તમને એવું લાગતું અંશે કી તમને કોઈ high level ના coaching class centre ના બનતા હોય બરાબર તમે બીસ હાજર પચીસ હાજર fee અપીલી તમે બનતા હોય જેવા classes દે feeling તમને તમારા mobile માં ઘરે ભી હમને create કરાયી શકે just one response હમારે ચાહિયે ચલો લેખક ને છત્રી પાર ખાલી જગ્ય લખવાનો વિચાર હતો બરાબર ય શું હશે biodata આવશે દુકાળ વખતે લોકોને મદદ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે કંઈ આવશે સમાજસેવકો બરાબર ખાલી જગ્યા અપરાધ ગણાય છે તો ગાંધીજી મુજબ આ તમારે લખવાનું છે

એની અંદર support ને doubt લાગતો હોય તમને tax book ની ઉપયોગ કરી શકો છો એની અંદર કરું વાશી like અને ભાષા માં જે ભી portion છે એને એક વાર તમે વાંચી લેચી અને દૂધ ની દૂહા અને પાણી ને પાણી થાય ગયો શે okay ચલો next તરફ આપણે જોઈએ તો બીજી એક ચાર ખાલી જગ્ય શે કવિતા ની વિચારો ધ્યાન દે એની response આપો બરાબર response જેટલો આપશો વ્યવસ્થિત રીતે એટલું તમને મજા આવશે મને પણ મજા આવશે તો વિચારો ખાલી જગ્યા અને એનો answer આપવાનો પ્રયત્ન કરો એમાંની અમુક ખાલી જગ્યા repeat ચ છે ચલો જલ્દી ચલો પેહલા અપ્લાઇડે અશોક ચાવડા નો ઉપ નામ ખાલી જગ્ય છે તો એમનો ઉપ નામ આવશે બેબીન બરાબર બીજું છે માધવ લેખ ક્યાં હૈ? ખાલી જગ્ય કવિ નો યોગદાન છે તો હરીન્દ્ર દવે એનો સાચો જવાબ છે ખાલી જગ્યા બનવું દુર્લભ છે તેની અંદર આવશે ડસ દિપક પછી કી દૂસરે બેફાણ નું મૂળ નામ ખાલી જગ્ય છે તો બરખત વિરાય આવે શે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 મારા જવાબ એવી તો દિલ નું symbol તમારા chat box ની અંદર આપવાનું છે જે તમે ચારે ચાર સાદ ની ફળે બરાબર છે તો મને ખબર પાસે કી તમારો response આપશે ઇન્ટરકશન કરી રહ્યા શો તો વધારે ને વધારે ને વધારે ને effort હમે લાગ્યો શો ચલો સારે ખાલી જગ્ય તમ્મરે સામને છે વિચારો અને answer આપવાનો પ્રયત્ન કરો ચલો વિચાર તો પછી instant bond paper દેવું આવશે ના આઠ અને આઠ સોલ marks instant instant એટલે વિભન્ન four to five minutes માં તમે તમારા score mark ને secure કરી શો પ્રકાર ના આઠ mark અને આઠ mark ચલો જ્યું છે એક ઝૂંપડા માં ખાલી જગ્ય તમ તમ શો આસો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 એમ દેવજી અને કાનજી જન્મોત્સવ માં આવે છે તો આ તમારું સાચો જવાબ છે બરાબર ને ત્રણ જેની સાચી પડી હોય એની heart ની symbol એવી શકે છે એમે printing mistake છે original જે જવાબ છે તે આપેલો નવતો બરાબર તો સમય વિચારો ત્રણ heart મુખી શકાય ચલો next. તરફ જોઈએ તમારે સામને એ ચાર ખાલી જગ્ય છે ફરીથી બરાબર સાધે ને હાજર બાર છે વિચારો અને લખો comment આપશો તમારે comment ની મને દેખાવી છે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 four sixty student છે જેને like ના કરો ચો એક હાજર નો target છે આપનો હાજર like નું target compulsory નું કરવું પડશે જો તમારે સારે રીત આજ રીત આગળ પણ જોયતા હોય ના like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 ચલો તો ચાર ખાલી જગ્ય તમારે સામને છે લોકશાહી નો અત્યન્ત લોકપ્રિય કાવ્ય પ્રકાર કયો છે? તેમાં આવશે દોહો તેમાં દોહો લખવી શકાય મોં માયા ખાલી જગ્ય ને પરફેક્ટ જગ્ય નથી

વિચારો અને response આપવાનો પ્રયત્ન કરો જેની તૈયારી થયી ગયી હો એની આવડે બરાબર જેની ભી ચોપડી ખોલી ના તેની તકલીફ પડી શે ચલો viral infection નું સાહિત્ય પ્રકાર ખાલી જગ્ય છે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 બરાબર યહ લ લખવાનું રહી ગયો છે પટેલ પન્નાલાલ પટેલ ખાલી જગ્ય ને રણજિત રામ સુવર્ણ ચન્દ્ર કેના થાયલો છે તેની અંદર ભી આવશે પન્નાલાલ પટેલ વ ચાર ખાલી જગ્ય જેની સાચી પડી હોય heart ના symbol દ્વારા મને response આપો કી ખાલી જગ્ય મારી સાચી છે okay next તરફ ને વિચારો ક્યાંસુધી ય કવિતા ને આધારે ચાર ખાલી જગ્ય તમારે સામને display માં છે try કરો એનો answer આપવાનો નરસિંહ મહેતા નો જન્મ કસુંબલ રંગ ચડે ચાંદલિયો અને ખાલી જગ્યા સમાજના સંબંધોનું પ્રતિબિંબ ઝીલાતું હોય try કરો ચલો ચલો ચલો ચલો આવે ખાલી જગ્ય ને નરસિંહ મહેતા નો જન્મ ખાલી જગ્યા મેં થયો હતો તો તાડા જે આવશે મરે જો કસુંબી રંગ બિછડે ખાલી જગ્યા દ્વારે લેખિત છે તેમાં આવશે જોડા વર્તી જાદવ બરાબર એ તમારો જવાન આવશે બીજો યહ અખેલો છે ખાલી જગ્યા માટે લેવા આવેલું છે તો ચાંદ લિયે A રાડિયાળી રાત માં લેવા માં આવેલો છે એ તમારો સાચો જવાબ છે ખાલી જગ્ય સાંજનો વિવિધ સાંજનો પ્રતિબિંબજેલતો હોય છે તો તેની અંદર લોક બી કે અંદર તો તારે ચાર સાચી પડી હોય તમે response આપી શકો છો મિત ચવાણ ને બીસ રૂપિયા આપ્યા તામરો ખૂંપ ખૂંપ આભાર કી તમે channel ના આવડે support કરી શકો છો કોઈ ના પ્રકારે વધારે સારું લાગશો હોય તમારે એટલે effort આપી શકો ચો તો તમારે માટે કઈ ને કી હમારે લિંક કર એક મળે હમને બરાબર હમારી મોટી વ્યસન તમે જો તમારો જે response આપો હે હમારે મૉટે lesson છે તમે like કરું જે આપી બરાબર છે મીટ ચવાણ ના વ્યક્તિ બીસ રૂપિયા નો contribution હોય જે હોય પાંચ દસ પંદર બીસ તમે આખો રેસ્પોન્સે હમને મોટી મને ભી ઠુકરાવી ખરોખર એ લોગો ને ગમે છે બરાબર જેને ભી ગમતું હોય અત્યારે ચાર સો ને બાવન એક વાર ફરીદી એક salute અમને આપીદો અય્યા જણાય જો yellow color નું તમે જે આપું જે ના symbol દ્વારા બરાબર like માટે જે અલગ અલગ જે બનાય તો બધાના મજા આવે છે પણ એક salute અત્યારે મારે chatbox અંદર જોવું છે try કરો ત્યાં સુધી response આપણી ને તમે વિચારો ચાર ખાલી જગ્યા તમારે સામને છે મેં પાણી પીળું થોડું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

તો ગતિભંગ એ લઘુકથા છે નાના કોઈ વાર્તા કહું છે ખાલી જગ્યા માં જન્મ સુરત જીલો માં શહેર માં થયો હતો એની અંદર આવશે બળવંત શાહ બરાબર જો ચારી ચાર ખાલી જગ્ય જેની પણ સાચી હોય તમે response આપી શકો છો heart મુકલ્વાનું છે લાલ color ની બરાબર જેની ચારો ચાર સાચી જગ્યા હોય ચલો જેની next વિચારો ખાલી જગ્યાઓ શિકારી ને ખાલી તે પ્રકાર છે કૃષ્ણ વીરા માં કયો ના આગળ એક કાગજ જગ્યા છે એક આદમી નો પ્રવાસ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

તમ્મરે માટે હું કાલે સવારે આપું બરાબર એક surprise છે રેડી ચો તમે સુરપ્રાઈસે માટે કાલે સવારે વિડિઓ આયી ગયે છે નાઉ વાગ્યાની આસ પાસ પણ એ surprise માટે ready રહેજો સવારે ઊઠજો અને video તમારા friend ને share કરજો તમારા tuition group માં share કરજો બધાને એ video છે એ video ની અંદર તમને એક વસ્તુ આપવાનું જે તમને board exam માટે ઘણું બધું ઉપયોગી થશે બરાબર તમારી school માટે advance માં હું તમને સવારે આપીદે જો તમારે જેટલું value હોય તમારે એટલું value હોયે જે okay કેટલા ભી ચાર જન ચુમ્મા લખો છે એ તો કાલે સવારે ready રેહજો નાઉ વાગે અને ready રેહજો એક gift ની જોવા માટે બરાબર શું છે હમને કાલે video ની અંદર ચ છે પણ કાલે સવારે ready રેહજો okay ચલો શિકારી ને ખાલી જગ્યા સાહિત્ય પ્રકાર છે તો જો અય્યા મારી દ્રષ્ટિએ આ option વેસ્ટ બેસે છે પ્રાકૃતિક અમુકને એવું લાગતું હશે બરાબર છે એ પંખી પક્ષી સૌંદર્ય એના આધાર પર કરેલું છે એને પ્રકૃતિ ને જળ બાકી પાઠ્ય પુસ્તક ની અંદર નો એવા પ્રકારની ખાલી જગ્યા છે દેવું લખેલું છે બરાબર તમને confusing કરે એવા પ્રકારે ખાલી જગ્યા છે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 પ્રાકૃતિક ગીત આપેલું છે ત્યાં સુધી તમારે એને પ્રાકૃતિક ગીતના option ને select કરવાનું છે પણ પ્રાકૃતિક ગીત આપેલું નથી તો પછી તમે આ કોનેટ ને select કરી શકો કા તો ઊર્મિ ગીત હૈ પણ કોનેટ અને ઊર્મિ ગીત બંને આપેલું હોય તો તમારે ઊર્મિ ગીત select કરવાનું છે okay ready છે આય confusing વળી ખાલી જગ્યા આવે પ્રાકે ખાલી જગ્યા બોન્ડ ની અંદર વારંવાર પૂછા ડી હોય છે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 ખાલી જગ્યા શબ્દના ઉપયોગથી આ ખાલી જગ્યા શબ્દના ઉપયોગથી વિવિધ રૂપોમાં રહેલી સુંદરતા એવો પણ સંકેત મળે છે બરાબર તેની અંદર આવશે સૌંદર્ય એ તમારો સાચો જવાબ છે બરાબર તમારા course માટે નીકળી ગયેલો છે એની ખાલી જગ્યા આવી ગઈ છે એ જણાવી શકો છો નંબર સેવાની ખાલી જગ્યામાં એવું હતું કે સરનામું આવે સરનામું તો ભાઈ એને લખ્યું હતું બરાબર છે તમને એવું લાગતું હોય તો ચોપડી ઓપન કરો લેખકની છેવી હોય તો આખો આખો biodata લખું પણ છત્રી પર જગ્યા ઊંચી હતી એટલે એમને હું વિચાર્યું કી ભાઈ ખાલી સરનામા નું ને નામ લખેલો આપણા કામ ચલાય દો પાથ વાંચતું તો ખબર પડશે તમે સાંજેના તમે પાઠ વાંચતું તો તમને ખબર પડશે ચોપડી open કરવી પડશે તો તમને પુરા પુરા marks માલવી પડશે બરાબર છે એ જો biodata વાળો છે option જે writer હતું textbook open કરીને જોયેલો પછી ભી comment કરે છે બરાબર છે એને હું કહું છું ચલો સરસ next question તરફ જોઈએ

ચાંદવિધિ ને તો હમને જવાબ આવડે છે ચલો સાહિલ પટેલ વાહ સિરજી વાહ ચલો સરસ ખૂબચ સરસ આંતર આપવાનો try કરજો ખોટો પડે એનો કોઈ વાંધો નથી પણ try કરો કે તમને કેટલું આવડે છે એની અંદર ની ખાલી જગ્યા અમુક વેગળી અસે તમારે teachers તમને એવું કહે કે આ રોહન છે જવાબ ખોટો આપેલો છે જવાબ આપેલો નથી પણ એને explanation તમને આ સેશન્સ ની અંદર મળી જશે જે attend કરશો ને બરાબર logically એ મુકેલી છે અને તમને જે textbook open કરે જે તે right ચ અસે વર્ડ ની અંદર ને જે site હૈ અમુક ખાલી જગ્યા ને જવાબ આપું ના કેરળે હોય હો તમને original

તો તમારો marks cut થઈ શકે છે એમાં જે આપેલું સાચું બરાબર એમાં જે આપેલું સપોર્ટ તમને ખોટું તો ખોટું એ જ આપણે સાચું ગણતા બરાબર તો ખબર પડી પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે તે તમે આપેલું છે અને કઈ લેટેસ્ટ જે છે બે હાજર બીસ ની આવૃત્તિ છે બહાર પાડેલી છે તે બરાબર ચલો સુદામા બારમી ખલડી દ્વારા લિખીત છે આનંદરાવ છે ચંદ્રકાન્ત પડ્યાં બરાબર તમને નરસિંહ એટલા લાગે પણ ચંદ્રકાન્ત પંડ્યા લખેલું છે વેલદીદ વાળ નું પાઠ્ય ના ઉલ્લેખ આવેલું છે જિનેન્દ્ર રાવ થી જન્મોત્સવ ચાલતા બહુ એટલે ખાલી જગ્યા તો ચાલત બહુ એટલે મ્ર્ત્યુ કા હો બરાબર ભૂખ ભૂક્તી બુંદી બ્રિજ એ પાટલે દર મને જો કરું પ્રયોગ ની અંદર આ ખાલી જગ્યા આપેલી છે એવું કોઈ નો હેતુ લાગતું હોય બરાબર છે છાતી એટલે શું ખાલી જગ્યા થાય છાતી એટલે હિંમત વાળો થાય okay ચાર ખાલી જગ્યા જેની પણ સાચી પડી હોય તમે એક heart ની symbol મને મુખવિ શકો છો અને જેને એ લાગતો હોય કી બહિય્યા answer wrong છે textbook open કરીને ચલો next તરફ જઇયે ચાર ચાર ખાલી જગ્યા છે વિચાર કરો પ્રયત્ન કરો બરાબર સાહિલ પટેલ તમે full support કરું ચુ thank you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

જેને ભી like ના કેરી એક હાજર like હવે છે તને next like કરી સાત સો ના બ સો નો સો like થાય છે okay બીજા કોઈ સો જના like કરી દો એ તો અપને session complete કરીયે આયુર્વેદિક university માં રજીસ્ટાર રીતે કાર્યરત છે તો બેલી લાવશે અશોક ચાવડા અય્યા કામ કરી રહ્યાશે તુંડી તુંડી દ્વારા ખાલી જગ્યા લેખિત છે તો તુંડી તુંડી જ એક વિનોદ લેખક દ્વારા લેખિત છે બરાબર છે તો વિનોદ જોશી એનો જવાબ આવશે ચાર બીજે ચૂડીનો અર્થ સુક્ષ્મો નો વિરોધી સુદ થાય સૂક્ષ્મ ભી ના આવે નાનું ભી ના આવે પણ તમારો right answer છે એ અંદર તમારે tick કરવાનું શો ખલતીના વસ્રષ ની વાય શિબી ના કારણે તેનું અકાળે અવશાન આવ્યું હતું તેવો એકચ વ્યક્તિ રાવજી પટેલ યમનું સત્યવીસ વર્ષની વય બરાબર કેટલે વર્ષ ને સાતવીસ વર્ષે એનું મૃત્યુદર તેમના વિશે એમના જે લેખક નો પરિચિત પરિચય છે એની અંદર દર્શાવવામાં આવેલું છે બરાબર છે next like છે પહેલા તમારા હાજર like કરવી પડશે કઈ સુધી ને આગળ જે comment જોવે તમારે બરાબર નહિ તો સોલ પૈસા ને આપણા complete કોની કન બાકી જે પચાસ જાણ પછી તર તમને મારો સપોર્ટ છે કે અપને તર

એક બીજું dream મને સપના જોવાની બહુ આદત છે એક બીજું dream છે કી board exam આપણી સ્ટાર્ટ થાય ત્યાં સુધી ત્યાં સુધી માં complete થાય અપને six lakhs છ લાખ subcriber નું એકડો cross કરવાનું છે બીજા આપણે ટોટલ સાડાસાત હાજર student ને આ channel સાથે જોઈન્ટ કરવાના છે target મોટું છે પણ અશક્ય નથી તમે કરી શકો છો તમે જેટલા ભી વધારે વિદ્યાર્થી તમે જાણશો આજનો topic છે. two g three g four g network આપણે જાણીએ છીએ. કે અત્યારના જમાનામાં અત્યારના યુગમાં અત્યારની આ પૃથ્વી પરની માનવજીવનમાં network નો બહુ મોટો ફેર પહોંચી ગયો છે. network જેવી હર વસ્તુ પચાસ થી પચાસ થી તો નહીં પણ સિત્તેર એશી point સુધી બધું network માં ચાલી રહી છે. બધું બધું ઘરે બેઠા બધું કરી શકો. નહિ બેટા ખાવાનું ખાવાનું મંગાવી શકાય. ભોજન મંગાવી શકાય. પછી ઘરે બેઠા પૈસા બી transfer થઈ જાય. કે કાંઈ જાવાની જરૂર નથી પડતી. પહેલાના જમાનામાં આવું કોઈ network વધીને એના પછી આ બધું દિવસે network દસ પંદર દિવસ પહેલા મતલબ આ દસ પંદર વીસ દિવસ પહેલા પંદર થી વીસ વર્ષ પહેલા આ network ના આપણે આ જે network નો માહોલ આવ્યો. છે two g three g four g પહેલાના જમાનામાં કોઈ network ન હતું. પહેલાના જમાનામાં એકબીજાને ચિઠ્ઠીઓ લખીને સંદેશ મોકલતા હતા. ટપાલ ચિઠ્ઠીઓ લઈને જતા પહેલા તો ખુદ ચાલીને ત્યાં ચિઠ્ઠી આપવા જવું પડતું પહેલાં તો જમાનામાં કોઈ network કોઈ mobile જેવી કોઈ વસ્તુ નથી. અત્યારના જમાના માં પહેલા પહેલા starting માં two g network આવ્યું જે નાના mobile માં two g network ચાલતું જે મીઠા ભાગે ક્યાંક જ એનો tower અને ખાસ એનો કંઈ ઉપયોગ એટલું બધું start માં આવેલું હતું. પણ એનો કોઈ ઉપયોગ ના કરતું. જે આપણે telephone આવે telephone આવે હતા ઘરે ઘરે telephone હતા. એનો કોઈ hand hand mobile પણ હતા. એ અત્યારે આપણા હાથમાં છે તો two g પછી three g network આવ્યું. પછી four g હાલ અત્યારે જે four g network ચાલી રહ્યું છે. અત્યારે તો હવે નવા નવા સરકારી અમુક રાજ્યો રાજ્ય પ્રમાણે state પ્રમાણે five g network બી ચાલુ કરી દીધા છે. આપણે અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં ગાંધીનગરમાં

બધું download થઈ જાય. બધું complete થઈ જાય તો જોવા જઈએ આ network જો આપણને ઉપયોગી પણ છે. એક બાજુ ખરાબ પણ છે. જેટલો ઉપયોગી એ રીતે છે કે આપણને

મતલબ અત્યારે આ દુનિયામાં network તો બહુ બધા બહુ જ ઉપયોગી છે. બહુ જ ઉપયોગી થઈ પણ ગયું છે. અને એક બાજુ જોવા જઈએ તો અત્યારની જે પેઢીઓ આવે છે બાળકોની જે પેઢી અત્યારની એ હવે mobile પાછળ પાગલ થઈ છે. જેમ કે જેવું જ છોકરું જન્મીને આવી હોય ને એ થોડું મોટું થઈ રહ્યું અને રોવા મંડે એટલે પપ્પા કે મમ્મી લે. આ mobile ચાલુ પડી જા mobile પર video બતાવવાનું ચાલુ કરી દીધું. પછી જેમ જેમ મોટું થાય. એને પછી mobile આદત પડી જાય. પછી એને time ટાઇમે ભણવાનું time થાય. આગળ એની life બનવાનું ચાલુ થાય ત્યાર પછી એને mobile બચપણથી જ mobile વાપરતા બતાવેલો હોય તો પછી એને આગળ કઈ કઈ રીતે કઈ જગ્યાએ મન પણ ના લાગી શકે? જો એને ત્યાં mobile માં જ મન લાગે જે આગળ બીજું કોઈ કામ કરવાનું મન લાગતું નથી. તો એવું છે. કે આજની પેઢીની આજના બાળપણની જે જુના બાળપણની બાળકોને પણ આ network

અત્યારે ખૂબ ચાલી રહ્યું છે. એ mobile આપણા ઘરમાં છોકરા હોય બચ્ચા હોય બાળક હોય. એમને mobile થી દૂર રાખો mobile એમને બતાવવો જ નહીં. રોવા માંડે તો એમને કંઈક રમકડા જેવું રમવા આપી દેવાનું એમને mobile બતાવવાનું નહીં. જેટલું mobile બતાવશો એટલું છોકરું બગડશે. દિવસે mobile માં કે દિવસે mobile માટે ગાંડો થઈ જશે. આગળ એને ભણવાનું હોય પછી એની life નું carrier બગડી જાય.

અમુક એવી લત લાગી જાય છે. અમુક છોકરા ઊંઘમાં પણ ઊંઘી ગયેલા હોય ને મેં એવા જોયા છે. એ મારા મિત્રો મને કહેતા કે મારા અમુક કાકાના બાપા ના બાળકો છે. એમને mobile આપણે બચ્ચા હજી થોડી મોટી ઉંમરના છે. કે mobile અત્યારે game રમવા આપોને તો રાતના હાથી આમ આંગળીઓથી ગેમ રમતા હોય તો મતલબ એવું થઈ જાય. કે આ mobile વસ્તુ એવી છે. કે આપણને આપણી જિંદગીમાં પણ ખલેલ પહોંચાડે છે. આપણી જિંદગી પણ બગાડી દેશે આપણી લાઈફ પણ બગાડી દેશે રહ્યું છે. તો network marketing sorry આ સ્થિતિ network એ આપણામાં જે આપણા માટે જોવા જઈએ. તો ઉપયોગી પણ છે. અને ગેર ઉપયોગી પણ છે. તો network તો બને તેટલો આપણે એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. હા network જે આપણે ઘરે બેઠા online class થી ભણી શકીએ. online જે આપણે કંઈ બી શીખી શકીએ. ઘરે બેઠા બધું જ કરીએ ઘરે બેઠા ભાણી પણ શકીએ વચમાં કોરોના નો time હતો. બધા જ બધું ભણવાનું ભણવાનું બધું જ ઘરમાં બેઠે mobile માં network થી હતું. જ્યાં network જ ના હોત. તો પછી કોઈને કંઈ ના શકત બસ આ ઘરમાં બેસી રહેવાનું કંઈ ક્યાંય કોઈનું સાથ કોઈનું કંઈ ઘરે બેઠા mobile થી કમાઈ પણ શકાય બધું બંધ છે. અત્યારે network કેવું થઈ ગયું છે. ઘરે બેઠા બધુ કરી શકો. તમે પહેલા એવું કંઈ હતું. નહીં પહેલા કઈ network જેવું હતું. નહીં કોઈ કામ બી એવું નહીં કામ મજબૂરી કરવાની એક ઘરકામ કરવાનું ધંધો કરવાનો ને પછી પોતાનું ઘર ચલાવવાનું અત્યારે network માટે અનેક લોકો ઘરે બેઠા business કરે છે. મોટા મોટા ધંધા કરે છે. પછી ભણે છે શીખે છે. ઘણું બધું ગળે બેઠા network થી ઘણું બધું કમાય છે. તો આપણે એ રીતે એના ફાયદાનો ઉપયોગ જોવો જોઈએ. network network વસ્તુ એવી છે. કે જે આપણને ફાયદો આપે છે. આપણને કંઈ કામ આવે. એ વખતે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી આપણે એવો time આવે કે આપણે છોકરું બાળક હોય જોવા જઈએ. તો ગેર ઉપયોગી હોય આપણે છોકરું બાળક રોતું હોય. તો પછી આપણે એને સારું ના રહેતું હોય અને ચૂપ કરવા માટે એને mobile પર લાવીએ. આપણે mobile આપવો ન જોઈએ. mobile આપવાથી બહુ એને નુકસાન નુકસાન થવાનું છે. એની લાઈફ બગડવાની છે. એને પછી હા આપો તો એને ભણવા પૂરતી નું જ આપો. એટલે ભણવાનું જ ખોલીને આપો. એનાથી વધારે કંઈ આપવાનું નહીં. હા કે ના તેની પાસે બેસીને આપણે એને mobile માં ભણાવો. જે mobile માં બતાવો. કે હા હા આપણે ભણવાનું છે. આ જોવાનું છે. કે પછી એ બીજી બીજી પ્રવૃત્તિ ચાલુ કરી દે. ભણવા સિવાયની તો એનો interest અલગ થઈ જાય. ભણવાથી છોડીને બીજા બીજા વિષયમાં બીજી વસ્તુમાં interest લાગી જાય. તો પછી આ રીતે આપણે બાળકોને mobile આપવો હોય તો આ રીતે આપણી પાસે બેસીને એમને બતાવવું ભણાવવું શીખવું. પછી કોઈ ખરાબ કામ કે કોઈ time pass માટે અમને mobile આપવો નહીં. હા એ મસ્તી કરે રોવે.

એની જગ્યાએ આપણે mobile પકડાવી દઈએ છીએ. તેવું ના કરીએ એના કરતાં એ સારું કે આપણે બાળકોને બહાર રમવા ફરવા મોકલી દઈએ. છોકરા ભેગું રમવા મોકલી દઈએ. બચપણથી બાળક ને mobile બતાવો જ ના જોઈએ. જેટલો mobile બતાવશો એટલું આપણને નુકસાન આવશે. એમની life ને પણ નુકસાન છે. અત્યારે જોવા જઈએ. તો network બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. દુનિયામાં network પર બહુ બધું કામ થઈ રહ્યું છે. અત્યારે જોજો ઠેર ઠેર ઘણા બધા tower લાગેલા છે. network ના ઘણા બધા બધું vyring બધું દેખાઈ રહ્યું છે. ત્યારે આ બધા tower ના આ બધા ઊંચા જે lighting જે ઊર્જાની network થી ઉર્જા પેદા થાય છે. તેના તરંગોથી ઘણા પક્ષીઓ પણ મરી જાય છે. કે જ્યાં સુધી એકબીજા મારા સામે call કરજે. તો આપણા mobile આજે સામેવાળા નો mobile વચમાં જે તરંગો પેદા થાય ઉત્પન્ન થતા હોય છે. જે tower થી tower થી સીધા સામે વાળા ના mobile માં જાય. એ બંનેની વચમાં તણાવ આવે એટલા વિસ્તારમાં મુજબ કોઈ નાનું પંખી આવી જાય. કોઈ નાનું પક્ષી આવી જાય તો એનું મરી જાય છે. એને તરંગોને અને નુકસાન પહોંચે છે એ મરી જાય છે તો network વસ્તુ અત્યારે એવું પણ થઈ ગયું છે. કે એ આપણને ફાયદો પણ આપે છે. મોટાભાગે અને મોટાભાગે નુકસાન પણ થતું રહે છે. આજની દુનિયામાં public network પર જ રહે છે. જ્યાં જુઓ ત્યાં mobile માં લાગેલા હોય.

અત્યારની mobile માં તો અત્યારની system જોવા જઈએ. તો network social media એ network ની બધું ચાલી રહ્યું છે. social media બહુ બધાને બહુ લોકોની બહુ છોકરાઓની life બગાડી રહી છે. બહુ પોતાની life માં એક મુદ્દો બની જાય છે. જે પોતાની life હોય કે નહીં એ ભાગ બનાવી દે છે. કે ના આ વસ્તુ આમ છે. mobile છે. આ લોકો એકબીજાની એ બધું એકબીજાને ધમકાવી દે. હાલ બદલાઈ ગયું છે. અત્યારે જોવા જાય તો instagram instagram ભાઈ અત્યારે એવું famous થઈ ગયું છે. ને કે લોકો એના reels બનાવે. પોતાની life નું carrier ભણવામાં એ બાજુ તો છોડીને Social media પર બતાવી દીધું છે. એ લોકોએ આપણે પોતાની life એવું ના કરવું જોઈએ. તો આપણે એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એનાથી આપણે ઘરે બેઠા business શીખવો જોઈએ. તે learn કરવું જોઈએ. કંઈ teaching કરવું જોઈએ કંઈ શીખવું જોઈએ. હા આપણે ભણેલા હોય college કરેલી હોય તો આપણે ઘરે બેઠા છોકરાનું tuition લઈ શકીએ. ઘણી બધી application જે છે. આપણે એ application પર આપણે teacher તરીકે tuition આપીએ. તો આપણને એ sallery આપે તો આ રીતે આપણને social media થી ઘણું બધું કમાવા મંડે. social media network થી ચાલી રહ્યું છે. તો network વસ્તુ એ છે.

Network થી બહુ ઘણું બધું કામ ઝડપથી થઈ રહ્યું થઈ જાય છે. જોવા જઈએ તો કંઈ call કર્યો કઈ વસ્તુ emergency માં જરૂર પડી કે આ જગ્યાએ ફસાઈ રહ્યો છું. તો call કરે કોઈ friend હોય યા કોઈ ઘર family ને phone કર્યો. કે આ જગ્યાએ હું ફસાઈ ગયો છું. મને લેવા આવો તો તરત આપણે ત્યાં પહોંચી જઈએ. પહેલા જેવું પહેલા જેવું અત્યારે થાય તો ત્યારે વાત કંઈ ના કરી શકીએ. એકલો પછી એની સાથે એક બે માણસો જોઈએ છે અત્યારે mobile વસ્તુ એવી છે. કે કોઈ બી જગ્યાએ ફસાઈ જાવ તો mobile આપણને તરત Network વસ્તુ એવી થઈ છે. કે દૂર દૂર બેઠેલી વસ્તીને પણ આપણી સંપર્ક કરી શકીએ. હાલો, નમસ્કાર શું તમારું નામ જાણી શકું? જી સર મારું નામ ફેજાન છે

બરાબર હું રહું છુ જમાલપુર. જમાલપુરના આગળ બેરામપુરા આવ્યું છે ને ત્યાં રહું છુ હમ જો તમને કઈ વસ્તુ નો શોખીન છે. શોક એટલે કે hobby માં કયું શોખ છે તમને એમ. cricket નો same મને ભી cricket નો શોક છે. રમવા જતા હસો નઇ cricket?

બરાબર કઈ બાજુ જાવ છો match રમવા? અચ્છા મોટું મેદાન હશે મોટું મેદાન હશે ત્યાં જવ છો ઠીક છે. ટેનિસ માં રમો season માં રમો કે દડી પર રમો છો? ટેનીસ પર, ટેનીસ પર ના ફાવે એક વાર બેટ માથી છટકી જાય તો પછી વાગી જાય તો પટ્ટો આવી જાય ને એટલા માટે ના ફાવે. અમે તો દડી પર રમીએ છીએ, દડી પર કેમ દડી જેવી મજા નહિ આવતી બેટ પર touch થઇ જાય એટલે દડી તો ઉછાળી નાખે એવું એમ ટેનિસ તો એકજ વાર રમી હતી એ બી ખાસો time થયો. હા ખાસો time થયો એના પર ભી રમે હમ હમ એવું છે એમ બરાબર તો બી ટેનીસ પર બેટ ફરાવાની મજા આવે છે કે નથી આવતી મેં તો રમી હતી એક વાર રમીયો એ ભી ખાસો time થયો હજુ યાદ નથી મને એટલા માટે તમને પુછુ છુ

હમ વધારે શોખ સેનો તમને bowling નો flelding નો કે પછી match, match ના અંદર spin કે પછી running? faster માં બરાબર બીજો સેનો શોક છે તે? રમતમાં તો cricket નો શોખ હોય છે most oftenly બધાને હમ બીજો સેનો શોખ છે તમને volleyball નો Volleyball તો school માં હતો ને હું school માં તો ત્યારે આપ્યો ત્યારે ના certiflcate બી છે મારી જોડે medal હમ કઈ school માં ભણતા તા તમે? હા હા બાર પાસ સુધી જ ભણ્યા બરાબ, હં હં repeat માં આપી હશે exam બરાબર

હું તો અહિયાં જ ભણેલો છુ જમાલપુરમાં નજીક પડે ઘરના એટલા માટે હમ કઈ નહિ રમતમાં જ છે વધારે પડતી તો પછી પુલ ટેબલ કેવાય ને sports અંદર પુલ ટેબલ માં વધારે એટ પુલ કેવાય ને હવ સની રવિ રમવા જવાનું

જિદગી માં શું interest છે પછી બીજો બતાવી શકો તો બતાવો

carrom પણ મજા આવે કઈ carrom zero pocket જી zero pocket અમારા ગલી building માં રમીએ હર શનિ વારે રમીએ છીએ રાત્રે

ચાર પાચ આવ્યા સુધી થઇ જાય આખી night હર saturday

sunday ના દિવસે બપોર પછી ફરીને sunday ના દિવસે બપોર પછી આરામ કરીને તેયાર થઇ ને બાર નીકળવાનું friend જોડે બાર નીકળવાનું ફરવા પછી રાતે હા ફરવાની મજા આવે વધારે પડતો મને ફરવાનો શોખ હા ફરવાનો હરવા ફરવાનો જ ખાવા પીવાનું આવી જાય ને બાર જઈએ એટલે ફરવાનું જોઈએ એટલે હલકો નાસ્તો તો કરવો પડે ને તો જ મજા આવે

interest તો બધા માં છે cricket માં એટલો નથી પણ વધારે carrom રમી લઉં પછી હરવા ફરવાનો શોખીન

બીજું કઈ જિદગી માં તમારું કઈ એવું થઇ ગયું હોય ને યાદગાર રહી ગયું હોય એવું કઈ બતાવો

એવું છે એમ તોય બતાવો વાધો નહિ કેવા લાગો છો બતાવો

કઈ નહિ જલસા પાણી છે નવા જીની ના કઈ નથી અત્યારે તો job કરીએ અને job થી ઘરે જઈએ એ બસ તમારે અત્યારે ઠંડી નું કેવું છે weather વધારે પડે છે ને બે ત્રણ દિવસ થી હમ હમ એવું છે એમ અમારે ત્યાં બી અમારે ત્યાં બી શું નો ઇલાકો કેવાય ને એટલા માટે અને રાતે તો બાર નીકળી જય jacket વગર બાર નીકળી જાયતો કાયદે સર ઉઠાઈ ને લઇ જવો પડે

મજા આવે છે પતગ વરસ માં એક વાર જ ચઢાવા ચડવાનું હોય ધાબા ઉપર ના સવારે સવારે કેવી મજા આવે પતંગ ચગાવાની જી બરાબર

બધા તહેવાર મનાવાની મજા આઈ જાય છે દિવાળી છે ઈદ છે ઉતરાણ છે એ બધી interested થઇ જાય છે બાર ગયા હોય ફરવા ફરવા કઈ ભર ગયા હોય તો મજા આવી જાય કયા તહેવાર પર આ ગયા તા આ તહેવાર પર આ જગ્યા એ ગયા હતા બધી જી કા કા ફરી ને આવ્યા છો એટલે કઈ ફરવા લાયક જગ્યા ગણી બધી છ ને તો તમે કઈ જગ્યા પર જઈ ને આવ્યા છો હમ એવું છે એમ એક વાત પુછુ તમને family જોડે મજા આવે છે કે બાઈબધ જોડે

family જોડે એક સીધી વાત interest ફરવા ના મળે બીજી એક વાત કે પછી કોઈ મોજ શોક કરવા ના મળ એ વાત ખરી છે